કે તેને બહુ ઓછા ધ્યાનમાં રોકાણ પણ આપી શકે છે બુદ્ધિશાળી લોકો અહીં જ અલગ પડે છે તેઓ રોકાણ પર વધુ ધ્યાન આપે છે તેથી તેઓને વધુ નફો મળે છે તમારે ખરેખર કેટલી આવકની જરૂર છે તેના કરતાં વધુ કમાતા હોવ તો તે તમારો અહંકાર અને વધુ પડતા સપનાઓ છે દરેક વ્યક્તિ ની અમુક પ્રાથમિક જરૂરિયાતો હોય છે એકવાર આ જરૂરિયાત સંતોષાઈ જાય છે પછી બીજ comfort આપનાર વસ્તુઓ ઊભી થાય છે તે જરૂરિયાતો પણ સંતોષાઈ જાય પછી લોકોની એવી જરૂરિયાતો ઊભી થાય છે જેનાથી જ મનોરંજન ની સગવડ તો અનેક ખુશી મળે છે પણ જો તમે જરૂરિયાત કરતા વધુ ખર્ચ ભૌતિક સુખ પાછળ સુવિધા પાછળ કરતા હોવ તો તમારો અહંકાર જ છે તમારી વધુ આવક તે અહંકારનું પ્રતિબિંબ છે કારણ કે તમે લોકોને દેખાડવા માટે જ ખર્ચ કરો છો આ રીતે વિચારવાનું શરૂ કરો તમારી બચત વધારવા નો સૌથી ઉત્તમ રસ્તો તમારી આવક વધારવી નથી તમારી અંદરની નમ્રતા વધારવી છે ત્યારે તમે બચત ની વ્યાખ્યા તે માટે તમારી આવક અને તમારા અહંકાર વચ્ચે ના તફાવત ને ધ્યાનમાં લેશો ત્યારે તમને સમજ સો છો તો શા માટે ઘણા લોકોની આવક વધુ હોય છે તો પણ તેઓ બહુ ઓછી બચત કરે છે કારણ કે દરરોજ બીજા લોકો પાસે પોતાની સરખામણી કરી ને બધાથી ઉત્તમ બનવાનો પ્રયત્ન કરે છે અને તે રેસમાં જ વધુ ખર્ચ કરવા લાગે છે જે લોકો સમૃદ્ધ છે અને જેની આવક બહુ વધારે નથી તેઓને બીજા લોકો તેના વિશે શું વિચારે છે એનાથી કોઈ ફરક પડતો નથી તેથી તેઓ સમૃદ્ધિ ભેગી કરી શકે છે લોકો વિચારે છે તેના કરતાં વધારે ઉત્તમ રીતે બચત કરી શકે છે અને પોતાના ખર્ચને કાબુમાં રાખી શકે છે

તો તમારી ઈચ્છાઓ પણ ઓછી હશે હું આ પુસ્તકમાં તમને વારંવાર કહીશ કે નાણાનો આધાર નાણાકીય બાબતો કરતા psychology પર વધારે છે તમારે બચત કરવા માટે કોઈ ચોક્કસ કારણ ની જરૂર નથી ઘણા લોકો ઘર ખરીદવા તો ઘણા લોકો કાર ખરીદવા તો ઘણા નિવૃત્તિ માટે નાણાંની બચત કરે છે આમાં કોઈ ખોટું નથી પણ બચત કરવા માટે તમારી પાસે કંઈક ખરીદવાનું કારણ જ હોવું જોઈએ તે જરૂરી નથી તમને બચત કરવા માટે બચત કરી શકો તમને બચત કરવી જોઈએ બધાને બચત કરવી જોઈએ

ત્યારે આ બચતના નાણાં જ તમારા માટે અમૃત રૂપ સાબિત થાય છે આપણે સાતમા પ્રકરણમાં તમારા સમયને કાબુ કરો ચર્ચા કરી તે મુજબ બચત કરવાનો એક ફાયદો એ પણ છે કે તે ખર્ચના ધ્યેયો સાથે સંકળાયેલો છે બધા એ વાત જાણે છે કે નાણાં થકી નકર વસ્તુઓ ખરીદી શકાય છે પણ જે જોઈ શકાતું નથી તેની પાછળ નાણાં ખરીદવા અઘરા લાગી શકે છે કારણ કે તે બીજા લોકો જોઈ કર કરી શકતા નથી પણ આ ના જોઈ શકાતા નાણાનું મૂલ્ય ઘણું વધારે છે કારણ કે તમને ખુશી મેળવવામાં મદદરૂપ થાય છે જ્યારે તમે નક્કર વસ્તુઓ ખરીદવામાં નાણાં ખર્ચી નાખો છો ત્યારે બચત કરી શકતા નથી ત્યારે તમને ખર્ચનો ધ્યેય વ્યાખ્યા વગર બચત કરવાનું શરૂ કરો છો ત્યારે તમારી પાસે અનેક વિકલ્પો આવે છે અને સરળ રસ્તો મળે છે તમને કોઈ ચોક્કસ તક માટે રાહ પણ જોઈ શકો છો તમને વિચારવાનો સમય મળે છે તમે તમારા નિયમો મુજબ નાણાકીય નિર્ણયો લઈ શકો છો તમે જેટલા નાણા પોતાની જાત માટે બચાવો છો તે જ નાણા તે ખર્ચી નાખશો તે બીજા વ્યક્તિ પાસે જતા રહેશે તમારા સમય પર કાબુ હોય તે તમારી સમૃદ્ધિનું સૌથી મહત્વનું ના જોઈ શકાતું પાસુ છે કોઈ બેંક તમને કેટલું વ્યાજ આપશે તેનાથી તમને કારકિર્દી બદલાવી નહીં શકો અથવા વહેલી નિવૃત્તિ થઈ શકો અથવા તો તમે ચિંતા મુક્ત થઈ જાવ હું કહીશ કે આ ગણતરી કરવી શક્ય નથી બે કારણોસર આ ગણતરી શક્ય નથી તમે કેટલી મહત્વની અને મોટી બાબત છે કે આપણને તેની કોઈ ચોક્કસ કિંમત ન નક્કી કરી શકીએ આપણે જે રીતે વ્યાજના દરની ગણતરી કરીએ તે રીતે તેની ચોક્કસ ગણતરી કરી શકતા નથી આપણે જેની ગણતરી કરી શકતા નથી તેને આપણે વધુ પડતું મહત્વ પણ નથી આપતા જ્યારે તમારો સમય ઉપર કાબુ નથી હોતો ત્યારે તમારી પાસે ખરાબ નસીબ આવે કે ખરાબ તક આવે તો પણ તમારી સ્વીકારી લેવું પડે છે પણ જો તમારી પાસે સમયની આઝાદી હશે તો તમે રાહ જોઈ શકશો નકામી તકોને જતી કરી શકશો અને યોગ્ય તકને ઝડપી શકશો. તમારી બચતનો આ છૂટો નફો છે

અથવા તો યોગ્ય રોકાણની તકની રાહ જોઈ શકતા હોવ તો શું ખોટું તમારી પાસે સમય અને નાણાં સ્વરૂપે flexibility હશે તમને કોઈ જાતની ઉતાવળ નહીં હોય સમય સાથે આ છૂપા ફાયદાઓ જ વધુ મહત્વના બની રહ્યા છે દુનિયા પહેલા ખૂબ જ નાની હતી ઇતિહાસકર રોબર્ટ ગાર્ડનના મતે સો વર્ષ પહેલા પંચોતેર ટકા અમેરિકન નાગરિકો પાસે ટેલીફોન ન હતા પત્ર વ્યવહારની સુવિધા પણ ન હતી તેથી હરિફાઈ નું પ્રમાણ ઓછું હતું સામાન્ય બુદ્ધિ અને આવડતના ધરાવનાર વ્યક્તિ પણ તેના ગામમાં તે ઉત્તમ જ ગણાતો અને તેઓને બધી જ પ્રકારની સવલતો આપવામાં આવતી તેઓને ગામમાં તેનાથી વધુ હોશિયાર હોય તેવા લોકો સાથે હરીફાય જ કરવી ન‌ હતી પડતી જોકે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે હવે આખા વિશ્વમાં કરોડો લાખો હજારો લોકો સાથે આવડત બુદ્ધિ અને અન્ય ઘણા પરિબળો હરીફાઈ કરવામાં આવી જાય છે તેમાં પણ એવી નોકરીઓમાં ખાસ જેમાં શારીરિક મહેનત કરતા માનસિક કસરત અને આવડત વધુ મહત્વની હોય જેમ કે ભણાવવું marketing વિશ્લેષણ કરવું consult કરવું account કરવું programming journalism અને medical ક્ષેત્ર પણ આખા વિશ્વમાં હરિભાઈ વધવા લાગી છે Digitalization વધતું જશે તેમ તેમ ભૌગોલિક મર્યાદાઓ દૂર થશે અને અન્ય ક્ષેત્રોમાં પણ હરિફાઈ વધવા લાગશે mark end sun ના મતે Software દુનિયાને ખાઈ રહી છે હરીફાઈ વધવાના કારણે તમે તમારી જાતને પૂછ્યું કે કેવી રીતે બદલાવથી બધાથી અલગ તરી આવું હું વધુ હોશિયાર છું તે ખરાબ જવાબદાર છે કારણ કે દુનિયામાં ઘણા હોશિયાર લોકો છે દર વર્ષે છ સો થી વધુ લોક SST ની પરીક્ષા માં top rank ધરાવે છે બીજા સાત હજાર લોકો પણ ઘણા સારા ગુણાંક સાથે પાસ થાય છે જીતનાર ને જ બધું મળે છે તેવી માનસિકતા વાડા વૈશ્વિકરણના યુગમાં આવા લોકો તમારા હરીફ બને છે આજના યુગમાં માત્ર બુદ્ધિને મુખ્ય આવડત માનવી ખોટું સાબિત થશે બુદ્ધિ ટકી રહેવા માટે પૂરતી નથી પણ flexibility છે જો તમારી પાસે flexibility હશે તો તમે કારકિર્દીમાં અને રોકાણમાં યોગ્ય તક માટે રાહ જોઈ શકશો જ્યારે જરૂર પડશે ત્યારે નવી આવડત શીખવા માં સમય વ્યતીત કરી શકશો તમે હરીફ પાછળ દોડતા નહીં હોવ એવા હરીફો કે જે તમે નથી કરી શકતા તે તેઓ કરી શકે છે તમે તમારી ઝડપે તમારું ગમતું કામ અને fashion શોધી શકશો. તમે કોઈ નવું routing ગોઠવી શકશો. નવી ઝડપ set કરી શકશો અને જીવન વિશે અલગ જ દ્રષ્ટિ કોણ અને ધારણાઓ થકી વિચાર કરી શકશો. તમે એવું કંઈક કરતા હોવ કે જે બીજા લોકો કરી શકતા નથી તો તમે ઝડપથી અલગ તરી આવશો દુનિયામાં સૌથી મહત્વની સમૃદ્ધિ એ છે કે તમારી પાસે સમય અને વિકલ્પ માટે flexibility હોય તેથી જ ઘણા લોકો બચત કરી શકે છે અને લોકોએ બચત કરવી જ જોઈએ તમને બચત છે એ સારી વસ્તુ છે તમને ખબર છે બીજું તો શું કરવું જોઈએ

Hello ચિરાગ

બસ ભાઈ આવ હતું. college ચાલે તું બોલ તારે શું ચાલે? College માં તો ભાઈ કછુ નહિ school માં મજા હતી. હા ભાઈ હા વાત તો એક્દુમ સાચી વાત કીધી ભાઈ.

જે સાહેબ હોય જે બેહનો

અમે લોકો કરતા. એટલે તારી school અલગ હશે. પણ મારા અનુભવ આમ જોરદાર હતા.

બહુ મજા આવે છે. મિત્રો સાથે મસ્તી કરવાનું હા હમારે ભી ભાઈ બહુ એવા મિત્રો હતા. પિ ઈ ના class માં ગણિત વાળો સાહેબ અયીને ભણાવીને જાય. હા ઈ તો દુખ હજી સુધી ભાઈ પૂરું નથી થયું. બપોર ના શાક રોટલી લઈને tiffin લઈને જવાનું. બધા મિત્રો સાથે બેસીને ખાવાનું.

બોલ તારા વિશે

હા કલાક ની recess હોય. તો ઘરે જતા જમીને ઘરે ઊંઘ લઈને પછી school માં આવતા

School માં આવતા લઇ ને આવતા. એટલે ઊંઘ લેઈ ને ઊંઘ પૂરી કરીને પછી school માં આવતા. તો તો તું ગામડાની school માં હતો કે કેમ?

City માં પણ એવું હતું?

જાતે જાતે પંદર minute આવતે પંદર minute અડધા કલાક માં સુ જમતા હસો? સુ ઊંઘતા હસો? ના એટલે school નાં નજીક જ ઘર હોય ને school એવી જગ્યા એ હોય એમ અચ્છા તો પણ શું? અડધા કલાક કલાક ની recess માં શું ઊંઘ લેવાય? ઊંઘ આવતે પંદર minute થઇ જાય. બૌ મજા આવતી એ વખતે ભાઈ school life માં મને યાદ છે. અમાર computer ના સાહેબ આવતા computer નો period આવતો. અમે બધા ખુસ ખુસ થઇ જતા. અમારે વિદ્યામંદિર માં computer ના સાહેબ હતા. એની અમે બધી વખત ઉડાય ઉડાય જ કરતા.

હા એ જે ચાર ના જગ્યા એ ચીયર બોલતી ચીયર

અમર પણ computer ના સાહેબ હતા. એ સાહેબ lab માં લઇ જતા computer lab માં એટલે અમે ત્યાં જઈને અમે game રમતા. અમે લોકો game તો ન રમતા પણ. એ વાત એ અલગ રીતે મજા આવતી computer class માં જવાનું એ હવે computer આમ અડવાનીને એમાં પ્રવૃત્તિ કરવાની અલગ જ આમ થોડું ફાવતું કે excitement આવતી. એમ ઉતેજના સાચી વાત હા અમે પણ computer માં game ઓ રમતા. અને બહુ મજા આવતી ને pendrive લઈ જતા computer માં game ઓનાખી દેવાની પછી school ના computer માં game રમતા.

એ તમારા સાહેબ કંઈ કહેતા નહીં તમને અમારી સાહેબ અમારા તરફથી એટલું બધું ધ્યાન આપતા જ નહીં. એ એમના computer માં બેસી રહેતા. એમ તો મેં ઘણી સ્કૂલો બદલી પણ ઓમ જે હમણાંથી મને યાદ હોય કે જે વિદ્યા મંદિર માં સાહેબ હતા એ થોડા strict ને boring type ના હતા. એટલે એ એકદમ કંટાળાજનક માણસ હતા એમ

અને આ રીતે કરો ચોપડી વાંચતા ચોપડી વાંચીને કે આ રીતે બધી વસ્તુ કરો. તે સાહેબને અમે રહી રહીને ઉડાવ ઉડાવ કરતા સાહેબ બી કેમ એમ વધારે મજબૂત હતા નહીં. કે બધાને control માં કરી શકે. બરોબર બરોબર અમારે પણ એક sir પીઈ ના હતા. એ જગદીશ sir કરીને તો અમારા sir decide ના કરતા ground માં લઈ જવું કે ના લઈ જવું અમારે student ઓ decide કરતા કે ભાઈ આજ તો lesson નહીં આપ્યું કોઈ subject નું તો હેડો રમવા માટે free નું period આવ્યો નહીં. કે અમે નીકળી જતા પૂછ્યા વગર.

અને પછી સાહેબ એમ કેતા કે અઆજ તો ભાઈ ભણવવાની હે અમારે તો પીએનો period આવતો હું તો side માં જઈને બેસી જશો શી ખબર

મને તો ગમતો જ નથી મને ડર લાગે છે. કે કબડ્ડી એ લોકો રમતા હોય.

વાગી ના જાય. અરે એવી રીતે રમતા હોત ને એકદમ કૂદકા મારી મારીને પડ્યા. અને અંદર મને ખ્યાલ છે.

બરાબર સાચે મને એમ થાય કે આપડી પૂરી કબ્બડી યાદ કરતો તો ને એમ થાય કે રમ્યો હોત તો સારું હતું મજા આવોત.

મારે most of મોટાભાગની school એવી રીતે જ ગઈ હશે. એ વખતે હું

એ વખતે હું ખૂબ જ ચૂપચાપ છાનોમાનો એક જગ્યાએ બેઠા વાળું માણસ હતો. હાલ બી એમ તો મોટે ભાગે એવો જ છું. હા તો બસ એવી રીતે school life એમ કહી વધારે યાદ કરવા જેવું કંઈ હતું નહીં. એમ અમારે ધોરણ માં અમારે એક sir હતા બરાબર

તો વિજ્ઞાનના sir હતા. તો એ વિજ્ઞાન ના sir એ અમને જે ભણાવતા એટલે એ વિજ્ઞાનના sir અમને ભણાવતા school માં આવડતું. અને પછી શું કહે કે બાકીનું વધેલું છે. એ હું tuition માં ભણાવી દઈશ. ઓહ્હ એમને ત્યાં જે tuition જ હતું. એમને બહુ જલસા હતા એમને marks પણ સારા મુકતા. તો જે લોકો એમને અહીં tuition ના જાતા હોય. એમને રહી જાય. એમનું બહુ ખતરનાક situation હોય. બહુ જ એવા અલગ અલગ સાહેબો ઘણા સાહેબો એવું કરતા હોય. હા અરે અમારે english વાળા mam હતા. ને એ કોઈ પણ પાઠ માટે વંચાવવા માટે બધાને ઉભા કરતા કે ઉભા થાવ વાંચો. અને દરેક પાઠ જે બે બે ને ત્રણ ત્રણ વાર તો ખાલી એમને ભણાવવું. ના હોય ને એટલે આવીને પાર્ટ વંચાય વંચાય કરે. બચપણમાં હા એવું તો ઘણી જગ્યાએ મારે બી થયેલું છે

ખૂબ જ એમ

હું એક વખત જુના ડીસામાં સરકારી school માં હતો.

એટલે શું ખબર કે મને એમ લાગે કે મેં એ વખત થોડું topper હોશિયાર લોકોની list માં આવતો હોય.

ગણિત તો મને ફાવતું. પણ બીજા બીજા વિષયો માં થોડુંક સમજ પડતી બધા કરતાં થોડીક વધારે

એ વખતે મને વિજ્ઞાનમાં ખૂબ રસ હતો તો એકવાર બેન મને એમ ઉભો કરી. પેલો દસમામાં લગભગ ગ્રહોનો પાઠ આવતો. જેમાં દરેક ગ્રહ વિશેના ગુણો લખેલા આવતા.

તો એક વખત એ વખત હે ને

તો એક છોકરીને એ છોકરીને મને એમ crush હતો. એને હું ઉભી કરીને કે ચાંદ વિશે બોલ એટલે કે ચાલ જેવી લાગે. એટલે ચાંદ વિશે બોલ એ છોકરીને એવું કહી કાઢ્યું.

તે એક છોકરીને ઉભી કરીને એને એમ કીધું કે ચાંદ વિશે બોલ મનમાં મનમાં આ છોકરી એમ સૌથી પહેલા crush છે. મારી એટલે આને ચાંદ વિશે બોલવું જોઈએ. એટલે કે તું ચાંદ વિશે બોલ

એટલે એવા બધા વિચારો માણસ એ વખત કરતા.

કિસ્સો કહું મારે બચપનમાં કાબરા ની પ્રાથમિક શાળામાં ભણતો ને એટલે મારા class માં એક છોકરી હતી. હશે બરાબર તો એક છોકરી મારા ભેગું ભણતી બરાબર તો mam ઊભા કરીને પાઠ વંચાવતા ને તો એ મને બહુ ગમતી અડધો પાઠ એ વાંચતી અડધો પાઠ હું વાંચતો. અમે બંને બાજુ બાજુમાં બેસીને પાઠ વાંચ્યા જ કરતા એમનેમ બી recess પડી હોય ને તોભી અમને એવું તો શું ભૂત ચડ્યું એટલે અમે પાઠ વાંચ કરતા હતા અમને કોઈ કહેતું હોય તો પણ

સાહેબ ના કહેતો હોય જાતે. જાતે જાતે એના મારા જોડે પાઠ વાંચવાની મજા આવતી. અને મને બી એના જોડે પાઠ વાંચવાની મજા આવતી. તો તો તમારી જોડી સારી કહેવાય.

એ વખત ખુદની આપણી મગજની એવી mental mentality હતી. કે હા અરે મને ખ્યાલ છે. અમારા class માં એક Student હતો. કે જેના એમને મળતાને બધા એટલે અમને એક જ સવાલ પૂછતો. એ બચપણથી જ માથાના બાલ એમ બહુ નાના જ રાખતો. કપાવતો જ અમે બધા એક જ સવાલ પૂછતા કે ભાઈ તારા બાલ કેમ નથી વધતા. એકે ભાઈ બાલ વધે છે. પણ હું કપાવી દઉં. બધા કે નાં ભાઈ તું જુઠું બોલે હે હા ભાઈ અમુક સરસ છોકરાઓ હતા એમને કદી આપણે બાલ વધારે જોયા જ નહીં. એવો ના બાલ વધતા જ નહીં. હા અમુક એવા છોકરા હોય કે આમ બાલ વધતા જ નહીં એમનું એમ શરીર પણ બી એમ નાના છોકરા જેવું મોઢા બી નાના છોકરા જેવા ગાલભી એમના હા અને class માં બહુ antic antic student હોય અમારા class માં એક માણસ friend હતો. કે જે class ના અંદર આવતો ને તો એ બહુ મનોરંજન type નું વ્યક્તિ હતો. કે

હા હવે એ બધા બહુ યાદ આવે છે. હા આમ થોડા અમુક અમુક કિસ્સાઓ યાદ આવી જાય. હા પહેલા એવું લાગતું કે school life school life કંઈ નથી યાર સારી નથી. college life આપણે આનાથી સારી હશે. પણ હવે college માં આયા પછી feel થશે. કે school life બહુ સારી હતી. ઓહ્હ એમ

મારે તો most of બધા બદલીમાં જ જતી રહી.

ને લગભગ most off બધી સ્કૂલો બદલી જ છે. કોઈપણ school માં એક બે ધોરણથી વધારે હું ભણેલો નથી. બરાબર

એક જગ્યાએ થી બીજી જગ્યા એટલે ફેર બીજી school માં

તને મારી school આમ life ની journey કહું તો હું starting માં હું ધાનેરા જતો રહ્યો હતો. ધાનેરા

પછી અમે થરાદમાં આવ્યા. તાપીમાં મને હું થયેલું મને યાદ છે. school માં જેવું તે એક બે છોકરા છોકરીઓ હતા. એવા દોસ્તાર વાતચીત કરતા. નાનપણમાં

પછી છાપીથી અમે ગઢ જ્યાં ગઢ વખત અમે બહુ મસ્તી કરી. ના એના પહેલા અમે શિહોરી ગયા હતા. બરાબર પછી એક school કેવી? જ્યાં તે ઘણી સ્કૂલો બદલી છે.